અનિરુદ્ધ કહે પુરી અને એ દવાખાનું બતાવી આ બધાના ભક્કામાં ન અંજાયા ને તો મતલબ doctor કહે તો શું? તો શું એમ તો શું થશે એમ આ અંજાર છે નહીં તો અનિરુદ્ધ કહે ચપટી વગાડી આંગળીથી એકવાર ધૂળ ધૂળે છે તો શું શું વિવા રોગ એટલે કે રદ બાદલ એમ cancel તારા વિવાહ જોઈ છે એના પપ્પાને ના ગમે તો તારા વિવાહ તો of course જે લગ્ન છે cancel એની છોકરીને ના પાડી દેશે doctor કહે અરે પણ મારે મારે શું કરવું શું? તુ ઓળખે છે તું ઓળખે છે એમ અનિરુદ્ધ કહે હા વિઠ્ઠલ નામે બંને રીતે એને જોઈએ બી ઓળખું છું અને નામથી ઓળખું છું doctor કહે એ કેવા છે આમ ઠંડા college એ એટલે એકદમ શાંત રીતે આમ

આમ બોલને તેમ બોલને હવે એને કેવું કામ પડ્યું એટલે અનિરુદ્ધને કહે છે કે my dear friend help me help me મી અનિરુદ્ધ કહે. મારે તો જરા સભ્યતા શીખવા જવું છે કારણ કે આ સભ્યતા ઉપર જ કીધું હતું ને કે તું આમ બોલ તેમ બોલ છે ને તે જ બે વચ્ચે ભેળું થાતું હતું ને એટલે ઓ ભાઈ અનિરુદ્ધ ફાટેલ job આવું શું કામ એમ બોલે છે ભાઈ અત્યારે આ કામ છે એનું કંઈ કરને અનિરુદ્ધ કહે શું થાય ભાઈ આપણે તો હજુ બોલતા પણ શીખવાનું આમ બોલતો હોય આ message કરીને doctor પિયુષ કહે છે doctor પિયુષ રજી એવી રીતે doctor કહે મોટાભાઈ હવે માફી માંગુ થયું હવે મને જરા કહો ને એ દેખાવે કેવા છે? એ એ વિચારો એને થાય છે કે કેવા છે યાર અત્યારે આ exam છે મારી મતલબ એને ભાઈ કેવા છે અનિરુદ્ધ કહે જો ભાઈ વાત એમ છે કે તારા સસરા નું વ્યક્તિત્વ જ જુદું છે. ઘરમાં સાડા ત્રણ ફૂટની છુટ્ટી પાટલી ને રોટલી પાટલી ની ધુતલી જુવાનીની પહેલવાનિનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી પર પડતી શિખા એટલે કે ચોટલી આવું એનું વર્ણન કરે છે right પહેરવેશ વિશે એના દેખાવ વિશે એવું વર્ણન કરે છે doctor કહે અને બહાર એમ ઘરમાં આવા છે ઘરમાં આવું પહેરે છે એમ ત્રણ સાદા ફૂટ ધોતી પેરેસ ને સાવ ખુલ્લુ બદલ ને ચોટલી ને એવું છે એમ અનિરુદ્ધ કહે બહાર જો ભાઈ બહારમાં પણ ભેદ છે જોઈ શાક લેવા જતા હોય અને doctor બદલાઈ ગયો અરે યાર મારું દવાખાનું ક્યાં શાક બજાર છે. એમ સરખું બોલને અનિરુદ્ધ કહે ના રે ના હોય કંઈ અહીંયા જેવી શાંતિ તો ક્યાં મળવાની છે એટલે એને કટાક્ષ સ્ટોન્ટ મારે છે કારણકે ત્યાં પૈસા નથી ને એટલા બધા એટલે એમ કહે છે કે અહીંયા બહુ શાંતિ હોય એમ. અનિરુદ્ધ કહે એમ ઘડી જતા એને એવું ટોન્ટ મારે છે પણ એને ગળી જાય છે અને react નથી કરતો એમ એમ અને કહે છે પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે ત્યારે શું કહે એમ? અનિરુદ્ધ કહે લાંબો કાળો કોટ ચાર પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને યાર જુના દોસ્ત નવા લેવાજમાં એમ doctor કહે અનિરુદ્ધ પ્યારા દોસ્ત કહેને કે અહીંયા આવે ત્યારે મારે શું કરવું એ કે મારે શું કરવું એ મને કેને અનિરુદ્ધ કહે અરે ભાઈ તે તને શીખવાડવાનું હોય હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને?

rescription paint count એવું બધું એમ એટલા માટે ના વિધે ગણાવે છે કે તું તો હમણાં બહુ કહેતો હતો ને એ point છે અને આ છે ને operation છે તે છે તે મતલબ આ કામ મારતું હતું ને doctor કહે. પણ તું હોય તો ફેર પડે એમ તું અહીંયા હોય તો ફેર પડે એમ એના બાપને હું એકલો કેવી રીતે handle કરીશ એમ અનિરુદ્ધ કહે શું ફેર પડવાનો હતો જમાઈ બદલાય. કઈ સસરો બદલવાનો છે એવું જ રહે ને એવું એને કહે છે. અનિરુદ્ધ કહે એટલે doctor કહે અનિરુદ્ધ કહે. કેમ પાછો સભ્ય બની ગયો લે ભાઈ મારે શું માથે પડી ભોગવ સીટી વગાડતો જાય છે એને મારે શું કે ભાઈ તારે આવવાના છે તું જોજે ડોક્ટર revolving chair માં ગુમતા કે doctor પિયુષ જ્યારે ઘૂમે છે ગોખે છે સાથે સાથે શું ભોગે છે ચાર પાટલી નું ધોતિયું અને કાશ્મીરી ટોપી, કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ અને table ઉપર એમ પેલું બોલબેલ ના હોય જે અવાજ કરતું team team બહારથી કોઈ આવે અંદર એમ એવી રીતે પાછું એમ ફરીથી એને ગોખે છે. કાશ્મીરી ટોપી એવું બધું એમ doctor કહે જમાદાર. લાંબો કાળોકોટ એટલે ગમનલાલ compounder આવે એમ એ compounder હોય હવે એક જ તો રાખેલું હોય એ આવે અંદર ગમન શું સાહેબ doctor કહે ચાર પાટલીનું ધોતિયું ગમન કહે જી સાહેબ doctor કહે કાશ્મીરી ટોપી પણ ગમન કહે સાહેબ doctor કહે પગમાં શું ભૂલી ગયો સાવ ભૂલી ગયો. કહેવાનું જ ભૂલી ગયો. પગમાં શું પહેરતા હતા એના વિશે તમે પણ આવું કરો છો ને એકદમ નજીક હોય ને તૈયારી ના કરી હોય તો એને શું કહેવાય એના સમીકરણ હોય ને સાંજ હોય તો એમાં ગોખણપટ્ટી કરો છો ને? ગુજરાતીના ગોખતા because ગુજરાતી તો સમજીને કરવાનું હોય હે ને મતલબ બધું of course સમજીને જ કરવાનું હોય પણ ગુજરાતીમાં કેટલું ગોખો because બહુ variation હોય છે ને એમાં match ના જેમ one is equal to ના થાય હે ને અને અહીંયા કહે છે કે પગમાં શું પૂછવાનું ભૂલી ગયો ગમન ક્યાં છે table પાસે ઉભો રહે છે મને કેમ બોલાવી સાહેબ doctor કહેવું તમે આવી ગયા ગમનલાલ જુઓ. પહેલા જુના અમ cases ની file છે ને તે મારા table ઉપર મૂકો અને પહેલું છે તેની ધૂળ ઉડાડી નાખો તૈયાર ધૂળ ઉડાડીને તૈયાર રાખો પેલા charge ખંખેરી નાખો. બધું એકદમ order માં લાંબો કાળો કોટ કાશ્મીરી ધોતિયું અને ચાર પાટલીની ધોતી ગમન કહે બીજું કઈ સાહેબ વિચારવાનું કેવું દવાખાનું છે આપણી image જ કરી શકે છે અને ધૂળ ઉડે છે બધે ઉપર અને એ કોઈ patient બી નથી આવતું doctor અત્યારે તો એવું લાગી રહ્યું છે doctor કહે લાંબો કાળો ધોતિયું ચાર પાટલી નો કોટ અને કાશ્મીરી ટોપી mix થઈ ગયું હો જબરજસ્ત ગમન કહે સાહેબ શું બોલો છો? doctor કહે ભૂલ્યો ભૂલ્યો કાશ્મીરી Court કાશ્મીરી ટોપી હતી પણ બધું અત્યારે મેં પાવભાજી બનાવી નાખી છે ગોખણપટ્ટી કરી કરીને કહે છે જોતા જોતા હાય તારી કે પોતે બેકાર હોય છે ને doctor એટલે compounder એની ખેંચે છે doctor કહે મારી પણ ભૂલ થઈ છબી મંગાવી લીધી હોત તો કેટલું સારું.

પણ અત્યારની જેમ થોડી છે તસવીર અત્યારની જેમ આટલું busy થોડું છે કે એક સેકન્ડમાં કોઈનું નામ FB ઉપર જોઈ લેજે instagram ઉપર check કરી લઈએ ને શું છે અને શું નહીં ને ક્યાં ફરવા ગયા હતા? શું કર્યું તું ને થોડું ઘણું ખબર પડી જાય. પહેલાના સમયમાં તો ક્યાંય આવી ખબર ના હોય એમ એટલે બિચારા કેટલી ગોખણપટ્ટી કરે એ કે મેં કંઈક આવી રીતે મંગાવી લીધી હોત એનું ચિત્ર photo તો કેટલું સારું થાત કેટલી ઉપાધિમાંથી ઉઘરી જાત ત્યાં જ

ત્યાં એને ઓલી ગમતી છોકરી છે અને નીલુ એના પપ્પા છે એવી રીતે એના સસરા આવવાના છે ને એ છે મનમોહનદાસ અરે તે શું તસ્દી માફ કરજો પણ મારી જરા આવવું પડ્યું doctor કહે અરે એમાં શું?

શેઠને ત્યાં કહેવડાવી દો કે અમારા જે આજે નઈ આવી શકાય મારાથી મનમોહનદાસ કહે કે તમે visit ના ગુમાવતા હો doctor કહે અરે સાહેબ આપ પધારો તારે એક visit માં શું? અને મને એટલો આરામ મળશે ખૂબ થાક લાગતો હશે એમ એટલે આચાર્યથી પૂછે છે. doctor કે અરે સાહેબ વાત ના પૂછો વાત ના પૂછો ગમનલાલ એમ કે તો ગમન કહે જી doctor કહે અને માણસ સાથે company માં અને માણસ સાથે company માં કહેવડાવો કે mixture તૈયાર થયું છે માણસ મોકલી અને મંગાવી લે અને પૂછજો કે patient નું શું કર્યું? હા ભૂલતા નહીં હપ્તા ભરવાના શરૂ કરી દીધા છે doctor કહેજે સાહેબ ગમન બિચારાને કશું ખબર જ નથી ક્યાં શું કરવાનું છે doctor કહે મેં કેટલી વાર કહ્યું છે કે હું બોલું ત્યારે તમારે લખી લેવું અને પછી સાહેબ સાહેબ કરીને એને હેરાન કરો છો હું god save me from this creature પાછા જાવ જબરજસ્ત મારે છે સાહેબ ગમન દગાઈ જઈને બરાબર સાહેબ? ગમન ને તો કશી ખબર જ નથી આ શું ચાલી રહ્યું છે એ કે બિચારો જી સાહેબ બરાબર doctor કહે જાવ ગમન તો બહાર જાય છે શું કરું સાહેબ જમાનો જ એવો આવ્યો છે કે માણસ સમજુ અને વિશ્વાસુ તો ના જ મળી શકે.

એ સાની pattern છે ઓલી pattern શાની છે તમે હમણાં કંઈક વાત કરતા હતા એ doctor આમ મલકાતા મતલબ હસતા હસતા ધીમેથી હસતા હસતા એમ કહે છે એ તો પેટ secret છે પણ

મનમોહનદાસ કહે હમ તેનું નામ doctor જરા શર્માતા નામ તો પિયુષ job છે એ jokes થી નવા natural teeth ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે. જબરજસ્ત ફાકા મારે ના એને તો મનમોહનદાસ કહે ઓહો ત્યારે તો fertilizer જેવું એમ doctor કહે હાજી પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો એને એમ કે પેલા સસરા છે જુનવાણી હતા એને ક્યાંથી અંગ્રેજી આવડે એટલે કેમ મારું? હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. doctor કહે આપની છોકરી મનમોહનદાસ કહે હા. હા આ વર્ષ કન્યા વિદ્યાલય માંથી પાસ થઈ અને college માં ગઈ મનમોહનદાસ કહે મારું પણ doctor કહે જી મંગુદાસ કહે વકરા પાણી કેમ ચાલે છે કે તમારું જે છે એ ખર્ચો પાણી એટલે કે તમને આ વેચાણમાંથી પૈસા મળે એ કેવું ચાલે છે? doctor કહે ઓહ dont worry about it મારે તો કંઈ કરી જેવું છે મનમોહનદાસ કહે બરાબર પણ ઘરમાં જોવાનું હોય ને સેવા થોડી કરવાની હોય doctor કહે એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીની દયા હજાર બારસો ની average હશે. બહુ વર્ષો પહેલા નો પાઠ છે હા એટલે આઠ આના નો પગાર અને હજાર બારસો રૂપિયાની વાત કરેલી છે અત્યારે તો હજાર બારસો રૂપિયા એ બી કઈ નથી થતું હે ને આપણે બધાને ખબર જ છે એમાં doctor કક્ષાના લોકો હોય કેટલું બધું ભણ્યો હોય એને ફ્રીજ હોય ને મતલબ ઓલ ઠીક મનદાસ કહે શેઠ magnificent doctor અને મનમોહનદાસ મેં સાંભળ્યું છે કે doctor મેં સાંભળ્યું છે કે doctor તમે દાંત કઢાવવાના નવો process શોધ્યો છે doctor કહેજે મિત્રોએ તો ઘણું એ કહ્યું કે patent લે પણ મેં કહ્યું કે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ના હોવો જોઈએ એટલે મેં તો formula જાહેર કરી પણ ફેર તો પડે જ ને હનુમાનદાસ કહે હા જ તો doctor કહે મને અને મને તો practice ની અંગે રમત થઈ ગઈ છે નહીં નહીં છ મહિને પાંચસો છસ્સો દાંત પાડવાના આવતા હશે વિચારી લો એ કયો માલ પડવા નહીં આવતો એની જગ્યાએ તાકાતો જબરજસ્ત કે પાંચસો છસ્સો દાંત પાડવામાં આવે છે એમની રીતે doctor કહે એટલે કે પચાસ એક major operation આહાર wisdom tooth ના તો કંઈ case આવે છે cases એમ મનમોહનદાસ હા doctor એ tooth નવું છે મારી daughter પણ કહે છે કે એ tooth extra કરાવી દઉં આમ ઓલું ના હોય સરખા કરાવી લઈએ એવી રીતે એમ doctor કહે નહીં જી as one interest in new I don't advise મારા પિયુષ drops લો ત્રણ મિનિટમાં દર્દ નાબૂદ અને પછી કાયમ માટે મારી પિયુષ paste વાપરો એ કે મારી paste કઈ છે એ કહે paste છે ઓ હો હો જબરજસ્ત doctor કહે ઠીક. ઠીક doctor મનમોહનદાસ કહે ઠીક doctor ત્યારે હું રજા લઈશ doctor કહે કેમ કંઈ ઉતાવળમાં તો મનમોહનદાસ કાંઈ office એ જવાનું છે doctor કહે office એ મનમોહનદાસ તો હું અહીં office ના કામે જ આવ્યો હતો. વિચાર થયો કે તમે બધું friendly કહી દીધું. doctor કહે કયું office Income Tax Super tax હું અહીંનો જે છે એ charge collector છું doctor કહે છે મનમોહનદાસજી કહે કે જી હવે જુઓ. અંકે એવું હોય તો મેડી થઈ ગઈ અને સસરા એટલે એના કાકા મારે અને હવે આ શું છે તો collector છે search મતલબ હમણાં હું મારા

sandal Murder એ બધાય બધા અનિરુદ્ધના જ કામ બચ્યો હાથમાં આવે તો આખી બત્રીસી તોડી નાખે એક તો અહીં ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય. અને ઉપરથી આવા લક વળગાળી યાદ રાખજે remember remember એમ કહીને આંટા મારે છે ત્યાં તો નર રત્ન મળી રાવ દાખલ થાય છે હવે આ છે એના સસરા મતલબ જે છોકરી ના પપ્પા નર રત્ન આપશો. મને ખાતરી ન હતી કે મને તો આમ દવા કરવા ગયા હશો આમ doctor કહે પીઠ ફેરવીને કયા જન્મમાં અત્યારે વિચારવાની ફરી ગઈ છે અને એવું લાગે છે આ નિરોધ જવા માટે એને કહ્યું હતું બાકી એ વાતની એના સસરા કંઈ આવવાના નથી એમ આ તો કોઈ incidence થયો તે ઓલા ભાઈ આવી ગયા. હેને મનમોહનદાસ કેમ વળી

એટલી તો પ્રભુના નામની માળા ઝડપી હોત તો absolutely painless process માંથી મુક્તિ મળી ગઈ હો નર રત્ના doctor આમ કેમ બોલો છો? આમ વિચારથી બધું બોલે છે હવે હો. નર રત્ન કહે બેકારી my dear friend બેકારી ન રત્ન કહે અને આપની શોધ doctor કહે કે એવી શોધ કેવી વાત કરી આપણી દવાઓ Doctor કહે ભાડુતી ભાડુતી અને આપના ઓલા પિયુષ drops doctor કહી પીગળી ગયા બીજ મિત્ર પીગળી ગયા એટલે કે મતલબ કે એ તો કંઈ કામના જ નથી drop છે એવું કશું છે જ નહીં patent કાઢેલી નથી કશું એમ એવી રીતે માંડ એનો વકરો પાણી નીકળે છે હેને એવી રીતે ન રત્ન કહે. અરે પણ તમારા operations doctor કહે ભાઈ મારો શું છે? lanset પણ ભાડું ભાડું છે એમ નર રત્ન કહે. અને તમારા લેખો ભાષાનો doctor કહે લખવા જેટલી આવડત નથી અને બોલવા જેટલી હોશિયારી નથી બધું સાચું સાચું કહી દીધું એને ખબર નથી ઓલા છોકરીના પપ્પા છે કાકા મારવાના નહોતા એટલે ફાંકા માર્યા. આમ તો ફાકા મારવાના જ હતા અહીંયા પણ right તો બી પણ comedy કરવા માટે અહીંયા લેખક કે બહુ સરસ કરી છે અને ઓલી તમારી પીયુષ pest doctor કહે એ પીયુષ બીજો હું નહીં. નવરત્ન કઈ આ શું કહો છો doctor કહે hard fat એટલે ક નરુ સત્ય અને ખેતીના ઓજારો ખેડ ખાતર અને પાણી નથી ને લાવે તાણી આ કહેવત તો તમે સાંભળી છે. ખેતીમાં ઘણી બધી પ્રક્રિયા હોય છે અને તે કૃમિ હોય છે? તેમાં ખેળ ખાતર અને પાણી મુખ્ય અને પાયાની પ્રક્રિયા છે. તેમાય ખેડ સૌથી પહેલી પ્રક્રિયા છે. કેવડિયાની જમીનમાં ગમે તેમ બીજ વેરી દેવા થી બધા બીજ સરખા ઉગતા નથી. પ્રાચીન સમયથી જ મનુષ્ય અનુભવ્યું. જોયું કે વધારે પોચી જમીનમાં બીજ સારા ઉગે હોય છે. છોડની વૃદ્ધિ થાય છે અને ઉત્પાદન પણ સારું આવે છે. આ થી જ કહેવાય છે કે ખેળ વિના ખેતી નહી.

છતાં અનિવાર્ય અનિષ્ટ સમજીને ખેડને મહત્વ અપાયું છે. ખેડા લાભ જમીનને ખેડવાના ઘણા ફાયદા છે. એ ફાયદા મેળવવા માટૅ જ ખેડૂતો ખર્ચ કરીને ખેડ કરેં છે. ખેળ કરવા થી જમીનના ભૌતિક બંધારણમાં ફેરફાર થાય છે. આથી જમીનની પ્રત સુધરે છે. જે પાક માટે લાભદાયક નીવડે છે. ખેલ કરવાથી માટી ના કણ તૂટે છે. કણ નું કણ જીણું બનવાથી તેમાંથી પોષક તત્વો છૂટાં પડે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. ખેલ કરવાથી કણની ગોઠવણી છૂટે અને છૂટે છે. વચ્ચેની જગ્યામાં વધારો થાય છે. જમીનમાં રહેલા બારી ચિત્રો મોટા થાય છે અને તેની સંખ્યા પણ વધે. ખેળ કરવાળી જમીનની શક્તિ માં વધારો થાય છે અને માટી માં માટી માં પાણી નીચાણવાળી જમીનનું ધોવાણ થતું નથી. ખેડેલી જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની અને ભેજને પકડી રાખવાની ક્ષમતામાં વધારો થાય છે. ખેડ કરવાથી જમીન પોચી બને છે તેથી બિહાર અને જરૂરી ઉંડાઈ વાવી શકાય છે. વાવણી પછી બીજી રાખી શકાય છે. પોચી જમીન માં મૂળ વધારે વિકસે છે. અને વધારે વિસ્તાર માંથી

તો ઉપયોગ જીવો જેવા કે bacteria અરશિયા વગેરે વગેરેની સંખ્યા વધે છે અને તે મળી જાય તે માટે સેન્દ્રિય પદાર્થ બને છે. ખેડવા થી જમીન ઉલટ સુલટ થાય છે અને નીચેના તત્વો ઉપર આવે અને. પાક લઈ શકે તેવા લાભ સ્વરૂપ માં ફેરવાય છે. જમીન પર વેલુ ખાતર પર માટી સાથે બરાબર શેરભેર થઇ જાયે. ખેડવા થી નીંદર ના મૂળ ખુલ્લા થઇ જાવા થી સુકાઈ જાય છે. નીંદર ના બીજ. ઊંડી દટાઈ જવાથી ઉગી શકતા નથી. આથી નિંદણનો નાશ થાય છે નીંદણ અને પાકના અવશેષો દટાઈ જાય છે. જ્યારે સેન્દ્રિય પદાર્થ સ્વરૂપે ફેરવાઈ લાભ આપે છે. હાનિકારક કીટકોના કોટેજ.

કોશેટા અને ઈંડા ખૂબ જ ઊંડે દટાયી જાય છે અને તેનો નાશ થાય છે. ખેડ ના ગેર લાબ ધારની વિરુદ્ધ દિશામાં ન ખેડતી જમીનનું ધોવાણ વધારે થાય છે

મોટા મૂળ ને નુકસાન થાય છે અને જાડ નબળું બની જાય છે. ફળ ઝાડમાં વચ્ચે ખોદકામ કરતી વખતે દાઢી ભાગી જવાની શક્યતા રહે છે. ખેડના પ્રકાર જમીન ના ઉપર ના દસ થી પંદર તેનીમાં કરવામાં આવતી ખેળ ને ચીચી ખેળ કહેવાઈ છે. સામાન્ય રીતે તંતુ મૂળના પાકો જેવા કે ઘઉં, બાજરી, જુવાર, મકાઇ, રીંગણ, મરચી. વગેરે જેવા પાકો વાવવાના હોય ત્યારે આ પ્રકારની ખેળ કરવામાં આવે છે. છી ખેત લાકડાના હળથી cultivator થી કે ખરબ કે ખરાબરીતે કરવામાં આવે છે. ચીચી કરવા માટે બે બળદ પૂરતા થઇ પડે છે. tractor થી ચીચી ખેડ કરતામાં કરવા માટે દાટી અનુકૂળ પડે છે ઉંચી ખેળ. જમીન ના ઉપર ના વીસ થી તીસ કે ચાલીસ centimeter જેટલા ખેડ ખેડવા માં આવે તેને ઊંડી ખેળ કેહવાય છે. સોટી મૂળ પ્રકાર અથવા અંદ મૂળ ના પાકો વાવવા માટે આવી ખેળ કરવામાં આવે છે. કપાસ તુવેર શેરડી દીવેલ બટાકા શક્કરિયા આડું હરદર ઓર્ડર ગાજર, મૂળા વગેરે પાકો માટે ઉપયોગી બને છે. કરવા માટે લોખંડના કરવામાં આવી છે. જેમાં ચાર બરની જરૂર પડે છે. મોટાભાગના લોકો tractor થી ઊંડી કરાવે છે. જેમાં અડ વપરાય છે ચીચી ખેડ ની સરખામણી ઊંડી ખેડ . જેવા નિર્કમાણ કરી સકે છે. ચીચી ખેડ સસ્તી પડે છે જયારે ઊંડી ખેડ વધુ ખર્ચાળ અને લાભદાયક નીવડે છે. લાકડાના હરની ખેડ. પ્રાચીન કાળ થી ખેડ કરવા માટે લાકડું લાકડા નું હળ વપરાયું છે. વપરાતું આવ્યું છે એટલે કે તે ખીદ માટે નું સૌ થી પ્રાચીન સાધન છે. લાકડા ના હળ ને દેસી હળ ના નામે પણ ઓળખી શકાય છે. વિવિધ પ્રકારની જમીન મુજબ ગુજરાતમાં. છ પ્રકારના લાકડાના હળનો ઉપયોગ થાય છે. જેમાં બે મૂખ્ય છે. ટૂંગા વાળું લકડા નું હળ અને પાટલા વાળું લાકડા નું હળ

અર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં વપરાય છે. હળની રચના છ થી દસ centimeter લમ્છોચોરસ મજબૂત પાટલીવાળી હોય છે. મધ્યમ, કાળી અને ભારે જમીને સારી રીતે ખેડી કરી શકે છે. તે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ જિલ્લામાં વપરાય છે. લાકડા ના હળની થોડી મર્યાદા છે. તેનાથી માટી બરાબર ઉલટસુલટ થતી નથી ખેડેલી માટી નહીં કેરેલા ભાગ પર પડે છે. જે ફરી ખેડવી ખેડતી વખતે ઉઠાવવી પડે છે. તુંન્ગાવાળા હળનો આજ. વી આકાર નો થાય છે એટલે બે વગેરે વચ્ચે ખેડિયા વિનાની જમીન રહી જાય છે. એટલે ઉભી ખેડ કાર્ય પછી આડી ખેડ કરવી પડે છે. આથી સમય શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. નીંદણ સંપૂર્ણ રીતે નાશ પામતું નથી. લોખંડના હરણી કેટલો લોખંડના હરણી પાવડી હોય છે. આથી પાવડી વાળું લોખંડનું હળ પણ કહેવાય છે. હવા ઓજારોથી ખેતી કરવાના લાકડાના હળની ખેડની ઘણી અપૂર્ણતા દૂર થાય છે. પાવડી હોવાથી નીચેની જમીન. ઉપર આવી ઊમટી પડે છે અને ઉપરના. માટી અને તેના બીજ બધું જ ઊંચી દબાઈ જાય છે તેને નો હોય છે. આથિ ખેડીયા વિનાની જમીન રહેતી નથી એટલે ઉભી આડી ખેડ કરવી પડતી નથી. તકો ઉપર આવે છે જેનો નાશ થાય છે. લોખંડના હળની ખેડની મર્યાદા એટલી જ છે કે તેમાં ચાર કે તેમાં ચાર બળદ જોઈએ છે છતાં કામનો બૌ જાજો ઉકેલ થતો નથી. બળદ ચલાવવા માટે એક અને હળ પકડવા માટે બીજો બે માણસ હોય તો આ સાધન થી ખેડ થઇ જાય છે. લાકડા ના હળ થી જો વારંવાર ખેડવામાં આવે તો નીચલું પડ જાય છે અને પોચી બનેલું પડ ધોવાઇ જાય છે. વાડી ખેડ યોગ્ય માટે યોગ્ય સાધન શક્તિશાળી બળદ અને યોગ્ય ભેજ. આ ત્રણેય નો મેળ બેસે તો ઉત્તમ ખેડનો લાભ લઈ શકાય છે. ખેડ કરવાનો સમય કેટલાક આળસુ ખેડૂતો ચેક ઉનાળો પૂરો થાય અને વાદળા દેખાવા લાગે ત્યારે ખેડ કરેં છે. આ સમયે ખેડ ઊંડી થતી નથી અને ઢેફા ઘણા નીકળે છે તેથી ઢેફા બાંધવાની પ્રક્રિયા વધારવાની કરવી પડે છે. આથી ખેડ કરવાનો સમય યોગ્ય પસંદ કરવો જોઈએ જેથી ખર્ચ અને મેહનત યોગ્ય વળતર મળે. સામાન્ય રીતે ચોમાસુ શિયાળો કે ઉનાળો પાક પૂરો થયા પછી ખેડૂતોના પાક લેવામાં વ્યસ્ત હોય છે તે દરમિયાન. ઢંકાઈ રહેલી જમીનમાં. થોડો ઘણો ભેજ હોય છે. યોગ્ય દમ ભેજ હોય તે વખતે ખેડ કરવામાં આવે તો ઓછી શક્તિથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ખેડ થાય છે. માટી ભરી ભરી બની જવાથી ઢેફા ભાગવાની પ્રક્રિયામાં અને તેના ખર્ચામાં બચી જવાય છે. ચોમાસું પૂરું થયા પછી તરત જ ખેડ કરી નાખવામાં આવે તો શિયાળા ઉનાળામાં. વધુ સમય સુધી જમીન તપે છે અને જમીનમાં રહેલા નુકસાન કરનારા કીટકોનો પણ નાશ થાય છે. દરોજીરાજ એવા નિઝરના નાશ માટે ઉત્પાદનમાં. બીજી વખત ખેડ કરવાથી નિધનની ગાંઠો સૂર્યા તાપમાન તાપી ને નાસ પામે છે. ચોમાસું કે શિયાળુ પાક લીધા બાદ ખેડ કરી અને પછી કમોસમી વરસાદ થયો હોય તો તેનો ભેજ યોગ્ય હોય ત્યારે પરિવાર ખેડ કરી નાખવી જોઈએ. ઓછા વત્તા ભેજની ખેચ માટે પર વાત લીધા બાદ જો વરસાદ પડી ગયો હોય તો જમીનમાં ભેજનું પ્રમાણ એટલે કે વોરા યોગ્ય છે કે નહીં તે તપાસવું જોઈએ. આવી તપાસ ગણી સરળ અને ચોક્કસ એ તપાસવા જેટલી ઊંધી ખેડ કરવી તેટલી ઊંડાયે થી ખોદી બંને હાથથી માટી ને દબાવી. ગોળ લાડવો બનાવવો જોઈએ પછી તેનો હાહ વડે ઉંચે ઉછાળવો અને ઉછળતા ની સાથે જો તે છુટો પડી જાય તો ભેજ ખેડવા માટે ઓછો છે તેને સમજવુ. પછી ઉચાથી છૂટો ન પડે, પણ નીચે છોટી નીચે પડીને તૂટી જાય તો ખેડ કરવા માટે જમીનમાં ભેજ પ્રમાણસર છે તેમ સમજવું. પણ નીચે પડ્યા પછી લાડવો તૂટે નહી તો ભેજનું પ્રમાણ વધારે છે તેમ સમજવું. જમીનમાં પ્રમાણસર ભેજ હોય તો સારી રીતે ખેડ થઈ શકે છે. જમીની ખેતી માટે વરાપ વહેલી કે મોડી આવવાના કેટલાક આધાર હોય છે. જેમ કે જમીનનો પ્રકારની હોય તો વેલી આવે. કાળી ચીકની જમીન હોય તો વારા મોડી આવે. વાદળ વાળું હવામાન હોય તો પવન વાય વહેલી આવી જાય છે

કેવી ચાલે job તારી

હમ બરોબર છે અત્યારે તો આવું છે કામ load તો કામ કરી લે જયારે નહીં હોય ત્યારે બેસીસું બીજું શું

હમ પણ બધા દિવસ સરખા ના હોય ને કયારેક loss થાય ને કયારેક નફો થાય હમ્મ બરાબર છે તું પેલી જગ્યા એ job કરે છે ત્યાંજ job કરે છે ને અત્યારે ઓકે ઓકે પેલા અશોકભાઈ મી ત્યાં હા બારે વર્ષ ચાલ્યા કરે છે એમાં ક્યારેક loss થાય ક્યારે profit થાય એ બધુ છે કામ હોય તો કરી નાખીએ કામ અમે પણ અને ક્યારેક એમ થાય કે કામ નથી તો પણ ના એ કરીએ એમ ક્યારેક તો રજા પણ હોય કામ ના હોય એટલે પછી રજા એમ હા એ તો એ તો છે જ ને બધું adjust કરીને જ કરવું પડે અત્યારે તો અને તોજ આગળ જય હકીએ એમ હમ્મ પેહલા થોડુંક tension આવે કે ભાઈ મારે loss જાય છે પણ ખર્ચ માં જાય છે તો સુ કરવું મારે એમ પણ આપડે જો એક વખત સારી વસ્તુ ને product બનાવી નાખીએ company માટે તો આપડે પણ ફાયદો જ થાય ને એમ આપડે ભલે ને job કરતા હોય પણ આપડો પણ એક હક્ક છે ને આપડી company ને આગળ વધારીએ company આગળ વધશે હમ્મ તો આપડે ભલે ને job કરીએ પણ એક વિચારીન કામ કરીએ તો જ આપડે સારું થાય કે મારું જ કામ છે મારે જ કરવાનું છે મારે મારી company ને આગળ વધારવાની છે પછી જ આપડે એટલું કામ કરીએ કે આપડે એટલું કામ કરીએ એની કાંઈ value જ નથી પુરા મન થી કામ કરીએ ને તોજ એ કામ કર્યું કેવાય નકર કામ કર્યું કેવાય જ નઈ બરોબર હમ્મ job કરવી તો પુરા લગન થી કરવી કે ભાઈ મારે જોબ કરવી છે બરોબર છે તો જ કરવી છે નહીંતર job જ ના કરાય હા સારું કામ કરશું તો આપડું આપડા માટે જ સારું છે હા જો આપડે સારું કામ કરશુ તો company ને ફાયદો થશે તો કંપની આપણને commission આપશે extra બરોબર તો આપડે જ ફાયદો છે ને extra commission આવતું હોય તો હમ commission માં જો આપડા માં આવતું હોય તો આપડે કામ કર્યું એના માટે નું commission તો એ commission લેવું જ જોઈએ અને કામ એ આપડે સારું કરવું જોઈએ હમ્મ આજ કાલ તો થોડું market માં મંદી છે એટલે થોડું ઘણું કામ માં loss થતો હોય પણ બધાં દિવસ સરખા ના હોય

આજે જેટલા ની ખોટ ગયી કાલે એટલા ની નફો પણ થઇ જાય ને, હમ્મ હમ્મ એ તો છે જ ને બધા દિવસો સરખા નથી હોતા ક્યારેક આમ હોય તો ક્યારેક તેમ પણ થઇ જાય કયારેક આપડે સાચું કર્યું હોય તો પણ થઇ જાય થોડી નુકશાની આવી જાય ક્યારેક આપડી ભૂલની બેદરકારી ને લીધે નુકસાન થાય છે ક્યારેક કંપની ની બેદરકારીને લીધે નુકસાન થાય છે બધાં દિવસો તો સરખા નથી હોતા હમ્મ હા આપડી ફરજ છે કે આપડે ધ્યાન રાખીને કામ કરીએ કે કંપની ને નુકશાન ના થાય એમ બધા employee ને બધા કારીગરો ને કામદારો ને ધ્યાન રાખીને કામ કરવું પડે કે જેથી કરીને company નો loss ના જાય એમ હમ્મ બાકી job તો એવી વસ્તુ છે કે પોતાનું માનીને કામ કરીએ તોજ કામ કર્યું કહેવાય નહીંતર કાંઈ કામ કરીએ નહીં આપડે હમ્મ

હમ્મ હમ્મ ન આપડે જોબ કરીએ તો જોબ માં ફિક્સ જ હોય કે ભાઈ મહિનો પૂરો થાશે એટલે આપડે એટલી એટલો પગાર તો આવશે જ fix આપડે કામ કરશુ તો પણ ભલે અને આપડે કામ નઈ કરશુ તો પણ ભલે કામ વધારે કર્યું હશે તો company આપશે અને વધારે commission આપશે અને જો ઓછું કર્યું હશે તો company commission નહીં આપે જે fix પગાર છે એ અવાનો છે અવાનો છે આપડો હા હા એ તો છે જ ને

હવ એક દમ મજામાં બોલ બીજુ ઘરે બધા મજામાં? બોલ બધાય મજામાં છે. શુ કરે છે કરણ? આય કોઈ વખત ઘરે તો આય બહુ દિવસ થઇ ગયા તને જોઈ નથી સારું સારું ટાઈમ કાઢી ને આય ક્યાંક ફરવા બરવા જઈશું તું કે તને ક્યાં ગમે છે ત્યાં જઇયે

સારું સારું જઇયે વેન ડે પિકનિક પ્લાન કરીયે સારું ગલતેશ્વર જઈસુ પછી ડાકોર બી જઈઆઈશુ હે દર્શન કરીઆઈશુ બહુ સરસ છે ડાકોર તો એમેય હું દ્વારકાધીશ ને માંનુ છું ને બોલ બીજુ બધું તારા સાસુ હા બહુ સરસ છે મેં જોયેલું છે વચ્ચે અમે ગયેલા ને ઘણી મજા કરેલી હા ગલતેશ્વર ઘણી વખત ત્રણ ચાર વખત જઈ આયા હા તું ગઈ છે ત્યાં મંદિરે હા યાર લાપસી જવાય પડી જવાય એવું પણ બધા ગ્રુપ માં જઇયે તો માંજ આવે એકલા એકલા તો થોડો ક્નટાડો આવે હ હ હું પણ મારા અમારા સાસુ મારા હસબન્ડ ને અમે બધા ગયા તા મારા નણંદ ને બધા મજા આવેલી બહુ સરસ છે એમેય પાણી માં આમ તો મને પાણી માં બીક લાગે પણ અમે એ દિવસે ગયા તા

સારું સારું સારું હમ સરસ સરસ મસ્ત ફોટો પડદાવ શુ પછી તારા લગન ની ડેટ આઈ કે નાઈ હમણાં

હેને સરસ સરસ બોલાવ જે મને તારા મેરેજ માં

હા હા ડીજે મંગાવ જે

હમમ તો ચાલ તારા લગન માં ગરબા ગાવા નું પાકુ બોલ બીજું ગામડે રાખવાના છે અમદાવાદ માં નાઈ રાખે સારું કઈ વાંધો નાઈ હા પણ સગા બધા જ્યાં હોય ત્યાં જ રાખવું જોઈયે ને કઈ વાંધો નાઈ ગામડે રાખવાનું. ગામડે તો મોટુ ઘર હશે ને? હમમ એમેય ગામ ગામડાં નું વાતાવર પણ બહુ સરસ હોય છે ગામડે જઇયે વેકેશન માં એટલે ઘરે આવાની ઈચ્છા જ ના થાય એમેય છોકરાઓ ને મામા ન ઘર બહુ ગમે